આ કોઈ રસ્તાનો ફોટો છે જેની આજુબાજુ ગ્રીનરી છે.

સામે એક બ્રિજ દેખાઈ રહ્યો છે બાજુમાંથી નદી વહી રહી છે.

સેન્ટરમાં પિંક કલર નો એક પોલ ઊભો કર્યો છે જેના પરથી પિંક અને વાઈટ કલરની આખી ક્લોથ માંથી સીલીંગ જેવું બનાય્વુ છે.

સાઈ વાટીકા નામનું એક બિલ્ડીંગ છે જેમાં નીચે દુકાનો છે.

આ કોઈ લગ્ન પ્રસંગ નો વેન્યુ લાગે છે જેમાં ઓફ વાઈટ કલર ના સોફા છે.

પાછળ એક નાનું સ્ટેજ છે જેમાં ગ્રીન કલર નું બેક ડ્રોપ છે.

આ પ્રોગ્રામ ઇન્ડિપેન્ડન્સ ડે અથવા તો રિપબ્લિક ડે ના નિમિત્તે થઈ રહ્યો હોય એવું લાગે છે.

પાછળ સફેદ અને લીલા રંગના કાપડ લગાવેલી ખુરશીઓ મુકાયેલી છે.

દુકાનની બાજુમાં મિલન સુપર સ્ટોર કરીને ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે.

તાછુ એક માર્બલ ના બાંધકામ પર બે બેસાડેલી સ્થાપિત કરેલી --

નીચેની સાઈડે ગુણો મૂકી છે અનાજની એક ઘોડો છે.